સુ કેવાય સમુદની નીચે જ ડૂબી જશે આપડું ભવિષ્ય ભારત નું આવું કરાય હૂતો તને કું loan ન જ લે બા પા એક દમ loan નઈ લેતી આવું કરાય અને તને અમે bank અપસે નહી હું પણ કઈદઈશ કારણ કે એમને guaranter પણ સોધ્યો હશે તું પૈસા પછી આપ તને gerenty કોણ આપવાનું છે કોઈ gerenty નથ આપવાનું હમ એ વાદ્રું ની gerenty તો ત્યારે કોઈ દિવસ ની ચાલે એની પોતાની જ કોઈ repotashan bank માં એને તો ગુસવા જ નહી દેતા કોઈ bank માં કઈ નથી હમ એને કોઈ ઘુસવા જ નથ દેતા bank માં ઓં યે માનસ ફિરસે અ ગયા એ ઇસ માનસ કો બાર ભગવો એવું કેવા બધા લોકો લાત મારી ને ભગાડી દેશે એની gerenty તને આપે જો તન challenge કરું તને કોઈ દિવસ નહી મળવાનું ખબર છે ઈ boy friend છે એના વગર તને ચાલતું નથી એનું જ પૂછવું હતું ને તો એનું જ પૂછવું હતું ને તો હું ક્યાં થી લઉં કેવી રીતે લઉં ક્યારે લઉં કેવીં રીતે અપીસ આમે મારે તો પાછો આપવા નથી તું જ મારો lone પાછો આપવાનો છે lone ચૂકવાનો છે આવો boy friend તારી પાસે છે ભાઈ બંધ છે તારો એટલો ઘનીસ્ત મજા આવી જશે જા જા એને જ લઈને જા bank માં એક કામ કરને એને જ કેને જો તાર ન થતું હોય તો instant app છે એના પર થી જ કરવી ડે તો પસી તું એક કામ ને શું કામ એટલા બધા લફડા કરે છે એ ગધેડા ને જ કે ને તને loan અપીડે એને પાસે તો બૌ પૈસા છે બઉ પૈસા છે શું કરશે એ પૈસા નું છોકરા લોકોય હવે કમાય છે એને કામ ધનો બી વધારી દીધું છે પેલો બિચારો ચણ્યો ને બ્લૌસ વેચતો હતો છોકરો એને ઘનુયે કામ કર્યું છે આખો disigner સલવાર કમીજ ને આ ને તે ને ઓલું પેલો મોટો વાળો એતો આખું intetement indastry માં વાયો ગયો છે કેટલું સરસ કામ કરે છે કેટલું પૈસા કમાય છે ઈ જ આપી દેશે અણી માટે કોઈ પાંચ લાખ બૌ મોટી વાત નથી તું લઇ લે એની પાસે થી પાંચ લાખ ની lone એનો જે ઓલો નાનો છોકરો છે ને disigner જય હા પેલી પાસે loan લઈલે વાદ્રું પાસે થી એ આપી દેશે તને loan વધારે કય નહી થાય તને exploit કરસ્ર બીજું શું થઇ જશે અમે તારો boy friend છે થઇ જશે પૈસા બી પછી નહી પાછા આપવા પડે લઈશ ને loan એની પાસે સોચી સોચી એટલું કેટલું સોચીસ વાદ્રું ને gerenter થઈને લઇ જાઓ છે વાત કરે છે gerenter વદ્રું એક તો loan નથી મળી ને પાંચ લાખ રૂપિયા જોવે છે ને ક્યાંથી જોવે છે એ પણ ખબર નથી અને એને લઈને જવાની વાત કરે છે ગધેડી

તને ચામાંચીદીયું કાત્સે જોજે ખાઈ જશે ચામાચિડિયું તું જો તને ગમે ને ચામાંચીડ્યું હા ત્યારે જયારે તને જોઈએ ને બટકું ભરશે ને લોઈ પી લેશે ને ત્યારે મજા આવશે પછી missis બની ને ફરજે ઉંધી લટકી ને આય હાય મજા આવી ગયી મજા આવી ગય તો તો એક દમ હા અને તું નિમેશ જેને લોય પીવે બટકું ભરીને હમ ગધેડી વાત કરે છે જાકુલા કઈ બુધિ છે અક્કલ છે બી પૈસા ની હન્તાતા આવડતું નથી કઈ ગઈ નથી કઈ ગઈ ના હોત તારે આ રીતે loan લેવાની જરૂર ન પડી હોત કેટલી વાર તને કીધું ક એરી જગ્યા નો વેચ ઓલી જગ્યા નો વેચ હા જયારે મી કીધું ત્યારે ડોન્ટ selce by play કે ના મારે તો જગ્યા વેચ્વી જ છે મારે તો જગ્યા વેચવી જ છે અરે માંથી કરવું હવે શું થયું હવે ના એ હવે loan લઈને જગ્યા ખરીદવી પડે છે ને તો કરી લર બેવકૂફી બેવકૂફ હવે પછતાવો થાય છે ક નઈ જગ્યા તો રાખી હોત તો તારું coaching centre ત્યાં જ ખોલી લેત ને શાંતિ શું તને સાચી વાત કું છુ હું સુ કામ સાંત થાઉં ભાઈ હું સાચી વાત કું છું તો પછી તું સંભાળને કઈ સમજતી નથી પેલા તો જગ્યા હતી તો એ વેચી નાખી હા તો તે તમે તો કીધું હતું ક આ જગ્યા ના વેચઆ જગ્યા નો વેચ ભાડા માં જશે ભાડું આવશે પણ ના મારી આ જગ્યા નથી ગમતી

જો એના પૈસા આયા તા એ પેસા કઈ ગયા બે અઢી લાખ રૂપિયા માં એ જગ્યા વેચી text વેક્ષ ભર્યું હા કર્યું તે કર્યું તાર હાથ માં હવે આયુ શું હવે પાંચ લાખ ની જગ્યા ખરીદવી પડે છે કે નય

વડેરા ગયો તેલ લેવા એ તારો પૈસા ચૂકવશે પેલા એમ કે એ કોઈ દિવસ કોઈ ના કામ માં આવ્યો છે તે તારા કામ માં આવશે તને લાગે છે કે એના gaiders થી અને એની guarantee થી તને મળી જશે loan હૂતો મુર્ખ છુ જ ને એટલે તો તને એટલું સમજવાની કોશિશ કરું છુ પણ તારે માથા ક્યાંય જૂ નથી રેંગતી હા લે જીવન માં માથા માં ક્યારે તેલ નાખ્યું હોય તો ને જૂથ ઉભરે લુ છે તો બી જુએ નથી રઈ બધા તારા જેવા અલાશું જુઈ છે કોઈ લોઈ પીવા માટે પણ નથી હાલતું લોઉં પીહીની ડોબી બસ મોકલી દીધું સુ ના કરી શકે કરી શકે એક દમ કરી શકે મારે ક્યાં તારું lone લેવું છે તે મુ તારું lone દેવા જાઉં જા તું ઓલા વદ્રું લઈને જ જા એ જ તને loan લેવું છે હજાર વાર મી ના પડ્યું તું જગ્યા ન વેચ જગ્યા ના વેચ પણ હવે આજે એ પરીસ્થિતિઆવી ને કે loan લઈને જગ્યા લેવી પડે છે ને તારે coaching centre ખોલવું છે હવે મન ગમતી જગ્યા પણ મળશે એટલા રૂપિયા માં પાંચ લાખ રૂપિયા નાનકડી ઓયાદી જેવડી મળશે એવડા માં તું કેટલા જન ને બેસાડીશ પોતે બેસીસ કે હવે ચાર જાનને બેસાડી શું ભણાવીશ વરસાદ આવશે એટલે પાણી ટપકશે પસી આ થશે પસુઈ ઓલું થશે એવી તો છાપરા વળી જગ્યા મળશે પછી પાણી ના ઠેકાણા નહી ને light ના ઠેકાણા નઈ અડધો time તો light નઈ હોય એવી જગ્ગ્યા માં તને જગ્યા મળશે તો તું શું ધંધો ચલાઈશ જા મારે તારી સાથે વાત નથી કરવી મેં બઉ બકવાસ કરી તને સમજાવી સમજાવી ને તું સમજવાની તો છો નઈ હવે તું સમજ ને તારું કામ સમજે તારો ઓલો વોદ્રો સમજે તું ને તારો વાંદરો હા મુકું છુ

હા ભાઈ અવાજ આવે છે મજામાં છે તું હવે નવું picture જોવા જવાનું છે એના માટે call કરેલા તને avatar avtar two આવાનું છે ને એ જોવા જવું છે એટલે તને call કર્યો છે મેં તો આપણી બી Ticket book કરી લીએ બોલ

Book સાંજનું book કરીએ હું સાંજે free જ છું

ત્રણ કલાક બત્રીશ Minute ની છે

બરાબર જઈ આય બીજું શું ના તું જ લઈને આવજે મજાકમજાક કરે છે તને હુજ મળ્યો તો હવાર નો મજાક મજાક કરવા માટે બરાબર મજાક તો કરાય પણ અલા એટલી મોટી કે તને હજમ જ નથી થતી આ વાત હજમ નથી અલા આવાજ આવાજ આવે મારો અલ્યા અવાજ આવે તારે અવાજ નથી આવતો

અવાજ નથી આવતો અલ્યા તારો તારો અવાજ તું check કર તો તારું બરાબર call અવાજ આવે

હા આવે છે અલ્યા કેમ અવાજ નાતો આવતો તારો હમણાં

બરાબર હવે બાર આવી ગયો કે નહી underground થી જે જોયું ગુજરાત માં કેવી metro આવી અહમદાવાદમાં જોયું તે મેં તો જોયું મસ્ત બનાવ્યું છે એક દમ

હમ બધું બરાબર જ છે અત્યારે

મોઢેરા stadium ભી મસ્ત છે એક્દમ

ના નથી થઇ રહ્યું અત્યારે તો ground માં ખાલી એમ નેમ પડ્યું છે હમ બંધ કેમ થાય છે?

એવું કોઈ બીજું stadium બનવાનું છે આ stadium માં એવું નથી તું બધી news ઓ જોવે fake fake news ઓં

આવે છે તને આવે છે મારો? ક્યાં ક્યાં station એ ઉતર્યો તો ઘીઘાટા માં under ground માં network આવે છે કઈ sim card છે વાત તું તો નખરા ફેકો મારે સે જયારે ત્યારે બરાબર અત્યારે તારે જે છે શું ચાલે છે અત્યારે family બરાબર બધા healthy ને બધા ખુશ હમ બધા જલસા છે અત્યારે તો હમ બહાર તો અત્યારે family જોડે જઈને આયો હવે આ હમણાં જ ફરી ન આયો બહાર ચોટીલા અને પાવાગઢ જઈને આયો તો બે જગ્યાએ પોઈચા ચોટીલા પાવાગઢ

પ્રસાદ પ્રસાદ લાયો ને વેચાઈ ભી ગયો ભાઈ

કાલ નો ની આજે તો sunday છે કાલે તો પછી job ચાલુ મારી આજે week off છે મારો

હતો three D છે ને અલ્યા હા

ચશ્માં માં હોય છે શું કશું નહી સારા ભી નથી ખાલી picture જોવા કામ આવશે તને

જે પણ ઓછા છે અ પચાસ રૂપિયા ના હોય ચોર market નહી અલા બધા બનાવે ને પોતાના જ તો સસ્તા માં પડે હજુ આવ્યે ક્યારે january માં આવવા ની છે ને હજુ તો ત્યાર સુધી તો આપણે બઉ બધી જગ્યા એ ઘર હમ કમાઈ લે છે શારુખખાન કામ એટલે કમાઈ લે આરામ થી

સિધાર્થ મલોહત્રા હમ મારે તો સિધાર્થ મનોહત્રા મલોહત્રા છે આપડો હાં શેરશાહ જોઈ હતી એની movie કેટલી જોરદાર હતી તો પછી અત્યારે એની એક હજી movie હતી એ god thank god આઈ હતી પણ મેં એ ના જોઈ

સારી છે movie પણ પૈસા વસુલ છે તારા અત્યારે તો કાનથારા એ કમાય છે બરાબર હમ તેલુગુ ની છે south ની છે હા એમાં હીરો આપડે નામ નથી ખબર પર વો ત્યાં નો director નો છે એના ખ્યાલ થી

મુ નથી જતો એની અંદર મેં એક બી movie નથી જોઈ બિહાર ની મને જોઈ જ નથી એક બી

તને series કુવ એ જોને stranger things

એ નો પણ charge લાગશે free હા Free એને કેવાય free charge હા જોયું એ તો લઇ લેજે હમ આપડે mi realme share થી લઇ લેજે નવો phone કયો અત્યારે launch થયો છે સારો favourite સોઉથી સારા phone કઈ company ના આવે આપડે તો i phone બી લઇ લેવાય ભાઈ આપને તો એવું કઈ નહિ Month માં એકવીસ હજાર તો ખાલી એમનેમ જ આવી જાય આપડા એ આ પંદર દીવસ નું નહિ લા એક દિવસ નું કીધું મેં હા job નથી કરતો હું કશું નહિ investment કરું છું ના ના એવું એવું કામ નથી જો જોતો બે કટોરા બી લઈને બેહી જવાનું એમાં શું

એ લોકો ના ધંધા ઠપ થઇ ગયા છે કોઈ પૈસા નથી આપતું direct વસ્તુ ખવડાવે હાં હમ બધાં લોકો હોશિયાર છે પેલા જેવા થોડી છે હમ પણ તને નથી આવી ને બરાબર બરાબર હવે મેં કદી check check થોડી થાય i q level કેવી વાત કરે છે

એ બધું છોડ હવે જવાનું છે તો કે તો પછી આપને એનું book કરવાની ખબર પડે કેટલા વાગ્યે જવું છે બરાબર જો પાંચ વાગ્યા નું book કરું છુ તું આઈ જજે તારા કોઈ friend ને લેવા નો છે જોડે બે friend ને ચલ ને બંને ની પણ લઈ એ લોકો ને શું અંદર ખાવા નું લેવા નું છે કે પછી નથી ખાવા નું તો add કરી લઉં ખાવાનું અરે adjust તો એમનામ થય જશે આપને movie જોવા જસુ એટલે સાડા પાંચ વાગ્યે બરાબર હમ સાડા પાંચ સા સાત વાગ્યા ની કરું સાત વગ્યા ની બરાબર છે હમ સાડા દસ વાગ્યે બરાબર પૂરું થશે પહી બાર ખાયી લેશું હમ એ રીતના આપને કરીએ તો થયી જાય આપનું કામ

બરાબર છે ચલ book કરી લઉં સાત વાગ્યા ની અપના ચાર માં તારી મારી અને તારા બે ભાઈબંધો ની book કરી ને આપને મસ્ત જઈ આઇયે એના પછી ખાઈ લીસું સારું ચાલે ને મેકુ મળીયે મળીયે સા સાત સાત વાગ્યે મળીયે ચલ મેકીયે હા ચલ by

ગ્લોબલ વોર્મિંગ તરીકે આ પ્રકૂર્તિ કિરણો છે.

તો વધી ગયા તો પેલા જોઈએ લઈએ કે સીઓટુ એટલે કાર્બનડાયોક્સાઇડ કે જે મિશેલ તરીકે ઓળખવામાં આવે છે પછી એન ટુ ઓ ગેસો થાય ગ્રીનહાઉસ એટલે કિરણો છે

કિરણો જે છે.

તો આવેલો છે આ સી ઓ ટુ કે કિરણો છે મોકલી આપ

ગ્રીન હાઉસ

મોકલે છે. તે થોડી ઉર્જાને પાછી મોકલે છે પૃથ્વી ઉપર કારણે કે ગ્રીનહાઉસ દબાવ ઉત્તપન થ્યો ગ્રીનહાઉસ અસર એટલે કે થોડીક ઓછી ગરમી અવકાશ મોરલી છે. ગ્રીનહાઉસે કે સી ઓ ટુ પાછી ગ્રીનહાઉસઇફેકટ અને ગ્લોબલવોર્મિંગ

ની જે પ્રવુતિઓ ગ્રીનહાઉસ દેશો આ ગ્રીનહાઉસ ના દેશ ના ફરી પાછા તમને ઉદાહરણ કય દવ એટલે યાદ રહી જાય કે મિથેન નો મુદ્દો આપણે જોઈએ અટકાવવું પડે પ્રદુષણ અને અટકાવવું પડે પહેલો મુદ્દો ત્યાર પછી બીજો મુદ્દો જે કારપોષી પ્રક્રિયા તો આપણે એ જાણવાની જરૂર નથી ચેપી કરવો જોઈએ તો આપણે પછી કય નો ઉપયોગ કટકી જેમાં આપણે તો વૃક્ષ

અને એ ખોજ પુરી થતા તેને પોતાની જિંદગી બનાવવા જે હાલત નો સામનો કરવો પડે છે એ હાલત અને એ બે પ્રેમીઓ ના દિલ ની વાત આ નવલ કથા માં થવાની છે. એક સાચા પ્રેમ ને ખોજતો હર્ષ અને જિંદગી માં મળવાની મળવાની ઈશાની આ વાત છે એક time આવી ગયો હતો જે હર્ષ કોઈકના પગ માં પડી. ને આ આજીજી કરી રહ્યો હતો એ કઈ બોલે એના પહેલા બાજુમાં. એના બાજુમાં રહેલ ચાર વ્યક્તિઓ એને પીઠ પર વાર કરી રહ્યા હતા અને ધીમે-ધીમે ઈશા-ઈશા બોલતો-બોલતો બેભાન થઇ ગયો. હવે પણ હું આ શું બધું કેમ તમે અત્યારે કેમ કહી રહ્યા છો રહ્યો છું sorry તો ચાલો આપડે ત્રણ વર્ષ પેલા ચાલી જઈએ. હર્ષની એક હર્ષની એક સવાર જે એના કૉલેજ ની પેલા સવાર હતી. હર્ષ ઉઠી ને તૈયાર થઇ જાય છે અને એના રૂમ માંથી બૂમ પાડે છે મમ્મી નાસ્તો તૈયાર છે અરે હા બેટા મને ખબર છે કે તારો આજે કૉલેજનો પેલો દિવસ છે તો મમ્મી જલ્દી કરજો કારણ કે આજે અમારે વહેલા જવાનું છે અમ અરે ખબર છે બેટા પણ તું નીચે આવે એટલે તને નાસ્તો આપું એટલા માં હર્ષને એના friend વિજય નો ફોન આવ્યો આવે છે અને ઝડપ થી નીચે આવી ને ચાલવા લાગે છે. અરે બેટા નાસ્તો તો કરતો જા ના મમ્મી હું આજે પેલ્લો દિવસ late થઇ જઈશ આવી ને જમી લઈશ વિજય બહાર મારી રાહ જુવે છે સારું બેટા એમ કહી ને હર્ષ બહાર નીકળી જાય છે. અને બહાર જઈને અજય ના bike પર બેસી જાય છે અને બંને જણા કૉલેજ તરફ જવા લાગે છે અજય બોલે છે ભાઈ કેવું feel થાય છે આપડે કૉલેજ માં આવી ગયા હા ભાઈ સારું લાગે છે. જલ્દી કર નઈ નઈતો late થઇ જઈશુ બંને કૉલેજ માં જાય છે ત્યાં તો એ બંને ખુબ વધારે board આગળ ભીડ જુએ છે ત્યાં બંને જાય છે.